ને પથ્થરના ઉપર પણ બઢુ ઘાસ જેવું ઉગેલું છે ને ઘાસના પેલી સાઈડ પણ લીલા-લીલા બઢા ઝાડવા જેવા છે.

એના સામે એના સામે એક અ ડ ટ્રેનર પેલું અ ડ મૂકેલું છે ને એક બોલ જેવો મૂકે બાજુમાં મુકેલો છે.

સામે થાંભલો છે બીજા બે ભાઈ છે ને ડાબી સાઈડ ઘર છે.

એક ગુંડલાવનું અ જી_કે કાસ્ટીંગ કરીને એક પ્રાઇવેટ લિમિટેડ કંપની જેવી છે.

આ બે એક કાકા અને બે માસી બેસેલા છે ને નીચે ગ્રીન કલર ની કાર્પેટ પાથરેલી છે સામે સોફો છે.

સામે ઘ-ઘર જેવું છે એના ઉપર એક પોસ્ટર જેવો એક બેનો લાગેલો છે નીચે બહુ બધા ઘણા વ્યક્તિઓ ઉભી રહેલા છે.

એના હાંભે ગેટ જેવું છે ને એના સા રસ્તો છે બાર જાતા એના સામે વાઈટ કલર ની ગાડી ઉભી રેલી છે ગાડીમાં પૈંડા છે.

અને એ એમની કઈ એમનું ગ જે સાલ જેવું ઓઢેલું છે તેમનો કલર ગોલ્ડન કલર નો જેવો છે.

આ એક ફુવારો જેવો છે બ બગીચાનો એ ફુવારામાં પાણી ત વહી રહેલું છે આજુબાજુ મોટા-મોટા ચ ત્રણ ચાર ઝાડવા છે.

ને રસ્તાના આજુ-બાજુ જે બધા ઝાડવા છે તે બધા અહ એક નાના-નાના છે ને બીજા મોટા-મોટા છે.

અને આ સામે મકાન છે મકાનમાં મકાનના સામે એક ગાડી ઉભી રેલી છે એ ગાડીનો કલર વાઈટ કલર નો છે.

પછી બીજું અને થાંભલો જેવો છે ને ઘાંસ બધુ ચરતું છે.

આ ભાઈ વેચવા બેસેલા છે એ ગ્રીન કલર નું અ ગ્રીન ને વાઈટ ગ્રીન કલર ને વાઈટ કલર ના મિક્સિંગ ની ટી-શર્ટ પહેરેલી છે ટૂંકી બાંયની.